જેનાથી બીજા બધાને થોડી ક બાર પછી શું લેવું અના ઉપર એને decision લેતા સરળ પડે થોડું શુ કેવું તારું કરીયે કરીયે

coumputer engineering આપડે લઈએ બાર ધોરણ બાર science પ્રહવાહ પછી તો starting માં પહેલું semester માં તો એ લોકો આપડે બધીજ branch નું બધું mixing માં શીખવાડતા હોય આમ અલગ અલગ વસ્તુઓ હજી પેહલા year માં બધું અપડને computer વિશે direct ના શીખવાડવા ના લાગે બધી branch નું થોડું થોડું physics છે english છે પછી બધી અલગ અલગ branch નું શીખવાડે. પછી જેમ જેમ આપડે second year third year જાય એમ એમ બધું ધીરે ધીરે બધું high level નું computer બધું શીખવાડવાનું ચાલુ કરે એમાં આપડે ખાશું બધું અલગ language છે પછી કૉલેજ ની સાથે સાથે આપડે બીજું બધું બી કરવું પડે compute engineering માં અલગ અલગ team work શીખવાડે ને બધું ને કૉલેજ માં એ લોકો આપડને અલગ અલગ language શીખવાડે પછી language ની સાથે

એમાં બધા electronic ના mechinical ના subject હતા બધા અને એના પછી networkingelectronics અને machanicalsubject હતા બધા જે બધી technology આપને લાગ્યું website બનાવ મા ને એમાં એવા બધા subject આવતા તા પણ પછી એમાં web development માં આપણે પી એચ ને એવું શીખવાડે એ આપડે એ ત્યાં famous technology નથી પણ એના ઉપેરથી basic આવડ તું હોય તો અપડે એવું બધું સિખિયે પછી ના year બધાય mathematical subject આવે difference equation ને એવા બધા તને શું લાગે બીજા કાયા subject હાર તને સારા કઈ કઈ technology આગળ શીખવા જેવી છે આપડે તે કીધું maths ને એ બધું તો આવતું હતું અને એની સાથે સાથે COAComputer organotion architecture ને એ oprating system ને એ બધા subject પણ આવતા જેમાં આપણ ને પણ ખબર પડે કે computer ની અંદર બધી SYSTEM કેવી રીતે ચાલે છે કાયા algoritham વાપરેલા છે hardware પેલું હું કેવાય possessive બનાવા માટે ને એ બધું ખબર પડે આ subject ઓ થી operating system છે. એ બધાથી અને એમાં અલગ અલગ પાછું method હોય બધી એ detail માં યાદ નથી પણ possessive ની speed કેવી રીતે વધારવી ને એ બધું અપડ ને શીખવા મળે છે એના પછી જેવું આવે એ

જે કંપની એના ઉપર કામ નક્કી કરી રહી તે લઘ ભગ ભવિષ્ય મા કો એ એના થી competition મા પાછળ રહી જશે અને તને સુ લાગે કે આ deep learning ને machin learning એનો ઉપયોગ કયા છેત્ર વધારે થાય એતો આપડે it છેત્ર ને બધા છેત્ર મા ઉપયોગી છે જેમ કે આપડે જોઈએ તો એલન મસ્કે પેલી automatic ગાડી નીકાળી તી driver વગર ચાલે તે એમા વી artifisial intelligence ની જ મદદ થી જ કામ કરતી હોય છે એ ગાડી એ બધું જ આગળ નો રસ્તો જોતું જાય ન scan કરતુ જાય એ કઈ obstacle છે કે નઈ કોઈ બીજું વાહન છે કોઈ મનુષ્ય કે કોઈ પ્રાણી તો વચ્ચે નથી આવ એવું જોયતું હોય એ પ્રમાણે speed થી વધારે ઘટાડો કરે પછી એવીજ રીતે આપડે જોઈએ તો અમડા નવું software એક બાર પડ્યું છે chatgpt ના નામે તો એ artificial intelligence ને deplaning concept એપ્રમાણે speed વધારે ઘટાડયાં કરે અને એમાં કેવું કે આપડે ગમે તેવું પ્રશ્ન પૂછયે ને તો એની જાતે પ્રાશ ના નું જવાબઃ create કરી ને આપે પછી store કરેલો નહિ હોતો એની જાતે જવાબ create કરીને આપે છે એટલે આપડે કહી શકીયે કે artificalintelegence પોતાનું મગજ વિક્શાવી રહીયો છે જાતે એટલે પોતા ની રીતે develop કરે છે મને એવું લાગે છે chatgpt આવતા અતિયાર ના student વધારે એના પાર focues કરી રહિયા છે એ વધારે સારી practice વિદ્યાર્થી એ પછી વાપરીને ઓછું વિચારતા થશે શેત્રે કામ કરે છે અને નાની નાની વસ્તુ જોતી હોય તો chatgpt ફાયદાકારક છે પણ આપડે નામા નાના code લખવા હોય તો એ આપડે લખી સકતા નથી એ એ ઈ direct chatgpt માથી copy ઈ આપડા માટે ખરાબ ખરાબ ઉપયોગ થઇ શકે છે ઉમ એટલે મગજ ની આ શુકેવાય કેવાય વિચાર વાની ક્ષમતા ઘટી ગયી છે public માં નાની નાની જેમ કે આપડે પેહલા calculator નતા ત્યારે બધા મોટો મોટી ગણતરી પણ જાતે કરી લેતા અને હવે નાના નાના સરવાળા બદબાકી કરવા માટે પણ આપણને

પરીક્ષા માં આપણા ખબર છે ત્રેષઠ minus નવ ચોપન થાય છે તો આપડે calculator માં check કરે છે કારણ કે અપાનને પોતા ની પર વિશ્વાશ નથી આવે technology આવ્યા પછી

એટલે બીજા તમને બીજા કઈ એવી technology લાગે છે કે જે ભવિષ્ય માં વધારે વિકશષે એની વિકાશ થશે એમાં robotics લાગે છે મને કેમ કે robotics આપડે આ અઘરું કામ ઝડપી કરી શકીયે કે કામ કરતા હમણાં આપડે મહિનો લાગી જાય છે એ કામ આપણે જો આપણે robotics આગળ વધશે અજઈશું ને roboto કામકરવા લાગશે તો એ કામ આપણે શાયદ એક બે દિવસ માં પણ પતાવ પતી જઈશું robotics થી medical ક્ષેત્રે આ automation ક્ષત્રે ઘણો ફાયદો થશે medical ક્ષત્રે. કોરોના જેવા સમય માં જયારે લોકો એક બીજા ને અડી નતા શકતા તયારે

જેવી રીતે અપડે swiggy વાળા પણ ચાલુ કરવાના હતા રોબો ડ્રોન થી કઈ પેલું શું કહેવાય જમવાનું ઘરે પોહ્ચાડવા નું ઘરે ઘરે પોહ્ચાડવા માટે આવી રીતે

એટલે લે એ આપણા ને વધારે સારી quality માં quality એ લોકો provide કરી હ કે તેનો એક ગેર ફાયદો એ છે કે ડ્રોન નો કે જયારે વાતાવરણ જયારે ખરાબ હોય કે ચોમાસા નો માહોલ હોય ત્યારે એ વધારે ફાયદા કારક નથી એટલે ત્યારેતો તો employee ની જરુરુ પડશે જ તે

બને side નું માપ લઈએ તો ક્ષેત્રફળ ગણાય જાય તે speed માં કામ થાય એવું બધું measurement ના કામ જલ્દી થઇ જાય અલગ અલગ programming language ને એ બધું વાપરીને અને અત્યરે machine learning ને deep learning થી આપડે ઝડપ થી કેન્સર ની બીમારી ની prediction ન ને કોરોના prediction બીમારી ની prediction કેરી હ કીય તેની સામે સારવાર ના પગલાં વહેલે તકે લઇ શકાય

last stage માં હોય ત્યારે પણ ખબર પડી જાય

એટલે machine learning મા એવું હોય કે performance જેમ જેમ perform કરીયે એમ એના પર થી શીખતો જાય એટલે આપડે જેટલા શરૂઆત મા data આયપો એમા થી થોડુંક સૂટે પછી data નોઆપડે ઉપયોગ કરીએ એટલે એમા

એ પોતાની રીત થી સારુંછે કે ઈ ખોટા ની રીતે પણ શીખી હકે તો પણ એ અંદર એવું કંઈક logic હશે ને કે એને ખબર પડે કે આ વસ્તુ સારી છે કે ખરાબ છે કંઈક એને reward કે એવું કંઈક આપતા હશે ત્યારે એને ખબર પડતી હશે ને કે આ વસ્તુ કરવી જ

એટલેકે ઘણા લોકો એવું search કરે છે કે આ કઈ રીતે suicide કરવું ને એવું કઈ search કરે છે તો એના અંદર logic હોય આ એક ખરાબ technic છે આવું કરે તો આનાથી માણાસ ની જિંદગી એનું મૃત્ય થઇ શકે એટલે એ એટલે એ એનું આપણ ને suggestion ના આપે તેને re enforcement learning કહેવાય એમાં આપડે reword આપ્યે એટલે તે શીખે જો negative reword આપ્યે એ ને આપડે

સારા reword આપીએ એટલે બધા ને એને એવું લાગે કે માણસ ને આ algorithem એટલે ઈ વધારે કરવા આવે છે

જે આપણે information security માં તું શુ શું શીખ્યો તો આપડે computer engineering ની ભણતર કર્યું તે ચાર વર્ષ ની એમાં એમાં આપણે data આપણે એક બીજા data આપણે chat કરવું હોય whats up માં કે એમાં આપણો data કોઈ વાંચી ના જાય કે કઈ કઈ technology વપરાય આપણા data ને increase કરે data વાંચી ના સકે મુસ્કિલ છે એટલે એના માટે

એ ઈ સ algorithm છે હમણાં સુધી કોઈ break નથી કરી શક્યો એની સાથે સાથે rsa પણ ઘણો સારો છે પણ એ અમુક એ ને break કરી શકાય છે આપડે અલગ બીજા algoridham જેમ કે birthday cake કે આવું કઈ હતું એવા algoridham વાપરી ને એ brake થઇ જાય છે એની સાથે સાથે desalgoridhem છે એ પણ સારો છે પણ આપણે આ જેમ જેમ એની complexity વધારે જેટલે એવું આપડે TRIPPLEdes વાપરીએ એ વધારે સારું થતું જાય છે એટલે જેમ તારું complex તારું algorithm હશે data security કરવા માટે એમાં વધારે તારો data secure રહેશે અને એ hack થવાના chances ઓછા રહેશે પછી એ technology વધારે information security વધારે cryptocurrency ની મદદ થી વાપર્યાં છે એ python base library છે એટલે એમની મદદ થી આપણે implement એના વિક્શાવી સક્યે information security અને બી જુ કઈ આ iot વિષે કઈ જાણ છે

એક તો આપણે MNC કહીયે તો google amazon ને બધી મોટી મોટી MNC છે એમાં મળી જાય જો તમને જો તમને એમા મળવું અઘરું છે પણ જો તમે ખુબ મહેનત કરો તો એ પણ સરળ જ છે

એમ ભારત માં ગણી બધી મોટી company છે જેમ કે tcs, Info yo એ બધી IT સધ્ધર ત્યાં ગણી આગળ છે આગળ નામ છે

અપડે તો એવું TCS મા જતા રહીશુ જો આવશે તો બીજું શુ પછી તને કઈ computer engineering વિષે બીજું કઈ ખબર છે? બીજું આપણે computer education માં હું કરીયે, કઈ કરતા એમાં main આપણે જો તમારે કોઈ પણ company માં તમારે job લેવી હોય તો સૌથી હારું તમારું dsa હોવું જોઈએ dsa એટલે data structure algorithm એમાં આપડે data કેવી રીતે store કરવો કેવી રીતે manipulate કરવું data ને કે જેનાથી તમે તમારું કામ કડાવી શકો એ બધું શીખવાનું હોય એમાં અલગ અલગ algoridhem હોય જેવી રીતે કે અપડે તમાર ખાલી data ને ચડતા ક્રમ માં કે ઉતરતા ક્રમ માં ગોઠવવા હોય તો એના માટે પણ ખાસા બધા algoridhem જેવી રીતે આપડે bubble sort છે infraction sort છે selection sort છે count sort છે એવા અલગ અલગ sort વાપરી ને આપડે data ને ચડતા કે ઉતરતા ક્રમ માં ગોઠવી સકિયે એના થી આપડે જે example લઈએ ક્યાં ક્યાં use થાય તો એવી રીતે આપડે તું કે તો એકાદ example આણે તને ખબર હોય તો હવ bubble sort હોય એમાં અપડે બે બે ની pair માં લેતા જાવ જે જેમાંથી પેલો number વધારે હોય જેની value વધારે હોય ઈ આપડે right side shift કરતાં જવાનું ને જેની value ઓછી હોય એને left side shift કરતું જવાનું એટલે ઈ પછી એક વાર loop આલો એટલે છેલ્લો element આપડો sort થઇ જાય એવી રીતે એક એક element sort થાતો જાય એવી રીતે બધા sort માં અલગ અલગ એટલે તમારે placement લેવા હોય તો dash ની સાથે સાથે aptitude પણ સારું આવડતું હોવું જોયે તને aptitude વિશે કઈ aptitude માં બધુજ આમ તારું maths ચેક કરી લેવું maths અને english grammar કેવું છે એવું અમુક નાની નાની બાબતો ચેક કરતા હોય એ લોકો કે તારું logic કેવું છે, કે તને જો કોઈ પણ આમ અઘરી problem મળી જાય તો તું એને solve કઈ રીતે કરીશ પછી તારો behavior કેવો છે એ પણ એ લોકો aptitude એ લોકો જાણી લેતા હોય છે, અમુક એવા logistics પ્રસ્નો પૂછી ને પછી એમાં અલગ અલગ maths ના પ્રસ્નો પણ હોય છે જેવા કે વ્યાજ, વ્યાજ દર ના પ્રશ્ર્નો છે પછી પેલા હું કેવાય

ગોઠવણી ના ને પછી પેલું સુ કેવાય family વાળું relation સબંધ કયો લાગે તમારે . english grammar ખગ english grammar માં પણ ઘણું બધું પુછાય પછી, તમને એકાદી sequence આપીદે કે આ પછી કયો નંબર આવશે હા પછી એમાં આપડે interview માં આપડે વાત કર્યે તો interview માં એમાં group discussion પણ થતા હોય છે group discussion પણ ઘણો અગત્ય નો round હોય છે, એના interview માં મોટા ભાગ ના લોક નિષ્ફળ જાય છે. અને રહ્યા એમને પઃ placement નથી મળી શકતું. હમ્મ એટલે એમાં placement જોઈતું હોય તો એ interview માં confidence આવી જાય, અને તમને થોડું ઘણું english આવડતું હોવું જોઈએ. બોલતા પણ ખાલી સમજતા કાઈ ફાયદો નથી થાતો હા થોડી ઘણી થોડી ઘણી english આવડવું જોઈએ અમુખ company ઓ ચલાવે છે હિન્દી માં વાત્ત કરો તો પણ english આવડે તમારા માટે BENIFICIALbenifit છે એમને જલ્દી થી placement મળી શકે છે આપડે એટલું બધું ના ઈવીસ મિનેટસાઉથડે નાયેબોલિશયાકેય થાય વધારે વાત્ત નાઈ કરી શકીયે હતો એવું રાખીયે તમે પછી computer engineering માં તમે dot netdot net વિષે સાંભળ્યું છે

એનો ઉપયોગ mobile application બનાવ website બનાવ માટે અને અન્ય અનેક શેત્રે પણ machine learningimplement કરવા માટે અનેઘણા શેત્રે ઉપયોગ થાય છે એટલે એમાં ઘણા બધા એચ પી ડોટ CANBICE ને એવું ઘણા બધા language નું સમન્વય હોય છે એમને બીજું કઈ અને placement માં તમને કોઈ problem solving skill વધારે હશે એન હા એમાં થી એક problem solving skill ઇજજ લોકો aptitude અને તમારે dsa એ જોઈ લે છે એટલે તમારે માં problem solving skill જ ન હોય તો એ લોકો તમને આગળ chance નાઈ આપે જો તમારા મા problem solving skill નહી હોય તો interview સુધી પોંહચીયા ને તમે starting ના round માં નીકળી શકો ચો જો તામ્ર માં problem solving skill નહી હોય જો તમે ખાલી બે ચાર પ્રશ્ન solve કરી દીધા ને એવું તમે વિચારો બતાવે તમે બધા solve કરી શકો છો પણ ત્યાં અલગ type ના આઈ જાય તો તમારા માં આવી skill હોવી જોઈએ તમે જે ત્રણ ચાર solve કર્યા છે એના પાર થી તમે આ નાવ પ્રકાર ના પ્રશ્ન પણ solve કરી શકો ચો જે ના કરી શકો તો એ તમારા માં એ પણ skill હોવી જોઈએ કે આપને અલગ અલગ પ્રશ્ન માં data કઈ શક્ષમ આપી ને આ problem ને તમારો logic વાપરી શકો હા અપાન આવડવુજોય એને તમે બધા પ્રશ્ન solve તો કરી શકો છો પણ એને ઓછો time લાગે ઓછો time લે એવું algorithm તમારો હોવું જોઈએ હા આપણે એકજ problem આપડે ઓછા માં ઓછી પાંચ કે છ રીતે solve કરીયે વધારે પણ કરી શકે પણ minimum પાંચ કે છ રીતે તો હોય જ છે પણ અમુક અમુક algoridhem વધારે time લેતા હોય ને આમુક ઓછા time લેતા હોય તો એ જે company વાળા હોય એ લોકો આપડે ઇજજ જોતા હોય કે આયોડે કયો algorithm કઈ જગ્યા લાગે એ છે જેના થી time પણ બચાઈયે space પણ બચાઈયે અને ઝડપી તમે mcomplexcity અને space complexity બેય વધારે થાય તો એ તમારો algorithm વધારે સારો નથી એમ ગણે એ લોકો તે કોઈ website બનાઈ છે computer engineering ના અભ્યાસ ક્રમ માં કોઈ સારી

તમે પણ ઘણા project બનાયા હશે, તમે પણ કો જરાક આ બધાને

php માં જ, પછી માં પણ news ની વેબસાઈટ બનાવી છે પછી પછી કઈ વેબસાઈટ બનાવી છે બસ એટલુંજ બનાવ્યું છે.

અને તમારા થી તો ઓછું જ છે. હું નથી માનતો આ બધી વાત હું હમણાં ચોથા આ હમ્મ year આ વર્ષ માં ભણું છું, મારુ third year હમણાં જ પત્યું છે. તો તો તમે પણ હાજી placement ની તૈયારી કરતા હસો. એટલે હજુ ચાલુ નથી કર્યું પણ હાજી કરવાની ઈછા છે. એક જૂન થઈ હમ આછા હવે તો આપડે તમે તમને બધા ને પછી મળીયે એવી ,

હમ સાચી વાત છે બધા સરખું ભણો બીજું શું. અમે તો નથી ભણ્યા બીજા ને સલાહ આપ્યે છે. હમ . hello મિત્રો, આજે આપણે ઉધ્યોગિક સાહસિકતા વિષે વાત કરશું, એના પેલા હું આપને મારુ નામ ને મારુ introduction આપી દઉ. મારુ નામ રાજુ કોલી છે. હું એક teacher તરીકે કામ કરું છું. આપડે આજે ઉધ્યોગિક સાહસિકતાની વાત કરશું. ઉધ્યોગિક સાહસિકતા એક પ્ર ક્રિયા છે. જેમાં કૌશલ્ય, તકો ઊભી કરવાની આવડત સમસ્યાઓ હલ કરવાની અને સમાજમાં યોગદાન આપવાની ક્ષમતા છે ઉધ્યોગ સાહસિક બનવા માટે ઘણી બાબતો ખૂબ જરૂરી છે. entrepreneurship નીચેના બાબતો વિષે આપડે જે ચર્ચા કરશું, જેમાં અને જીવનનો ખ્યાલ, અર્થ અને મહત્વ વિષે પણ વાત કરશુ ઉધ્યોગિક સાહસિકતા ખૂબ સરળ નથી હોતી તેમાં જોખમો લેવા બલિદાન આપવા અને સખત મહેનતનો સમાવેશ પણ થાય છે

ગણા કારણો છે કેટલાક એમના પોતાના બોસ બનવા માંગે છે કેટલાક ઘણા પૈસા કમાવવા માંગે છે અને અન્ય લોકો કઈક

ત્યાં ચોક્કસ ગુણો છે બધાજ સફળ ઉધ્યોગ સાહસિકો જે share કરે છે. એમાં સર્જનાત્મકતા, પહેલ જોખમ લેવું, અનિશ્ચિત અને ધૃઢતા નો સમાવેશ થાય છે હવે મિત્રો આપણે ઉધ્યોગિકતા ના ફાયદા વિષે વાત કરશું. હું અત્યારે ચાર ફાયદાઓ વિષે ચર્ચા કરું છું પણ ઉધ્યોગિક સા હસિકતાના અનેક ફાયદાઓ છે, જે ખરેખર આપણે અનુભવ કરીએ ત્યારે જ સમજમાં આવશે. પેલુ તો સ્વતંત્રતા અને નિયંત્રણ એક ઉધ્યોગ સાહસિક તરીકે તમે તમારા પોતાનાં boss છો અને કોઇની ગુલામી કરવા નથી માંગતા ત્યારે તમે entrepreneurship ના field માં જાઓ છો. અને ખુદ પોતાના નિર્ણયો લ્યો છો. જે ક ખૂબ લાભદાયી અનુભવ હોઈ શકે છે.

અને આની કોઈ મર્યાદા જ નથી એ તમારી પોતાની ક્ષમતા ઉપર depend કરે છે. ત્રીજું ગૌરવ અને સંતોષ ની લાગણી તમારા વ્યવસાયને વધતો અને સફળ થતો જોવો તમને ગર્વ અને સંતોષની મહાન ભાવના આપી શકે છે તમે શરૂઆત થી કઈક બનાવ્યું છે અને તેને સફળ બનાવ્યો છે તે જાણવું એક અદભૂત લાગણી છે. ચોથું નાણાકીય પુરસ્કારો ઉધ્યોગ સાહસિક બનવાનો સૌથી મોટો ફાયદો એ નાણાકીય પુરસ્કારો ની સંભાવના છે. જો તમારો વ્યવસાય સફળ છે . તો તમે ખૂબ ઘણા પૈસા કમાઈ શકો છો. તમે તમને મન ગમતો બંગલો બનાવી સકો છો. તમને મનગમતી ગાડી લઈ શકો છો holiday પર જઈ શકો છો અને તમને જ્યાં મન પસંદ વસ્તુ પર તમે રૂપિયા ખર્ચ કરી શકો છો.

લાભદાયી અનુભવ હોઈ શકે છે . હા હવે મિત્રો આપણે સફળ ઉધ્યોગ સાહસિકતાના ગુણો જોઈશું જે આ પ્રમાણે છે

સર્જનાત્મક સમસ્યા હલ કરનારા હોય છે, કે કોઈ પણ નવી સમસ્યા ને પોતાની અવનવી બુદ્ધિ અને કૌશલ્ય થી એને હલ કરતાં હોય છે. તે out of the box thinking વાળા હોય છે . કે જે સામાન્ય લોકો વિચારતા હોય છે એનાથી એ કાઈક હટકે હટકે વિચાર કરતાં હોય છે. અને સમસ્યાઓ ના નવીન ઉકેલો સાથે આવે છે. ને નવા જ પ્રકારના ઉકેલ લઈને આવે છે અને સમાજ ની સમસ્યાઓ ને દૂર કરે છે. બીજું જોખમ લેવું સફળ ઉધ્યોગ સાહસિક સાહસિકો હમેશા નવા જોખમો લેવા માટે તૈયાર રાહેતાં હોય છે તેઓ જાણે છે કે નિષ્ફળતાની સંભાવનાઓ હમેશા રહેલી હોય છે . છતાં પણ તે risk લેવા માટે તૈયાર રહેતાં હોય છે પરંતુ તેઓ કોઈ પણ રીતે જોખમ લેવા તૈયાર હોય છે

તે મુશ્કેલીઓનો સામનો કરી અને એનો હલ ગમે તે રીતે ખોજી લેતા હોય છે. દ્રઢતા સફળ ઉધ્યોગિક સાહસિકો સતત મહેનત કરી અને પોતાની દ્રઢતા દેખાડતા હોય છે. જ્યારે અન્ય લોકો હાર માની લીધી હોય છે આમ જ્યારે અન્ય લોકો હાર માની લે ત્યારે પણ તેઓ ચાલુ રાખે છે. સફળ ઉધ્યોગ સાહસિકો જે ગુણો share કરે છે તેમના આ તો માત્ર થોડા ગુણો છે

તેમાં ઘણી મહેનત સમર્પણ અને નિશ્ચયની જરૂર પડે છે પરંતુ જો તમારી પાસે ઉધ્યોગ સાહસિક બનવા માટે એ જરૂરી ગુણો હોય તો તેના પરિતોષિકો મહાન હોઈ શકે છે . જેથી જો તમે કોઈ પડકાર શોધી રહ્યા છો અને તમે કેટલા જોખમો લેવા તૈયાર છો તો ઉધ્યોગ સાહસિકતા તમારા માટે જ હોઈ શકે છે. આ બધી બાબતો નો આપડે જે વિચાર કર્યો એનો નિસકર

તે કોઈ પણ દ્વારા કરી શકાય છે. એમના અનુભવ અથવા શિક્ષણના સ્તર ને ધ્યાનમાં લીધા વિના ઘણા લોકો વિચારે છે કે ઉધ્યોગ સાહસિક તા એ નવા વ્યવસાયો શરૂ કરવાના વિષે છે. પરંતુ એ તેનું માત્ર એક પાસું છે . તમે નવા વિચારો અને વસ્તુઓ કરવાની રીતો સાથે આવીને હાલની સંસ્થામાં એક સ ઉધ્યોગ સાહસિક પણ બની શકો છો . તેથી જો તમે ઉધ્યોગ સાહસિકતામાં ડૂબકી લેવા તૈયાર છો તો તેના માટે જાઓ અને

ઉધ્યોગ સાહસિક અર્થતંત્ર માં ખુબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ તેઓ લોકોને નોકરીની તકો પૂરી પાડે છે. માલનો ઉત્પાદન કરી અને દેશની GDP માં પોતાનું યોગદાન આપે છે. ગ્રાહકોને વસ્તુ અને સેવાઓ પ્રદાન કરે છે. આમ ઉધ્યોગ સાહસિકો દેશ માટે building blocks નું કામ કરે છે. આમ ઉધ્યોગ સાહસિકો એક વ્યક્તિ અથવા લોકોનું જુથ હોઈ શકે છે. જો ચોક્કસ બજારમાં વ્યવસાયની તક ને ઓળખે છે.

બેરોજગારી જેવી સમસ્યા ને ખૂબ સારી રીતે હલ કરી શકે છે.

ગરીબ અને બેરોજગારી જેવી સમાજિક, આર્થિક સમસ્યાઓ સામે લડવા તરફ દોરી જાય છે. આમ થવાથી સમાજમાં સમાજમાં ગુનાઓનું સ્તર ઘટે છે કારણ કે વધુ લોકો રોજગારી મેળવશે તો સમાજમાં આવા દૂષણો ઓછા થઈ શકે છે

ઉધ્યોગ સાહસિકતાના સંપર્ક માં આવી શકે અને બચપનમાં જ એમનું ઘડતર થઈ શકે જ્યારે તે મોટા થશે

ઉધ્યોગ સાહસિકો તેમના કૌશલ માટે પ્રખ્યાત છે એમને તેમના જીવનમાં સફળતા તરફ દોરી ગયા છે. તે સમજાવશે કે શા માટે તેઓને ઉધ્યોગ સાહસિક તરીકે જોવામાં આવે છે. અને તેઓએ શોધેલી product અથવા તેવા કે જેમને સફળતા તરફ દોરી જાય છે એ શોધી કાઢે છે.

richard john pelwana mamponya શા માટે તેઓને એક ઉધ્યોગ સાહસિક તરીકે જોયા? શરૂઆત અને પુષ્ટ ભૂમિકા માહિતી recharge એનો એક ખુબજ સફળ દક્ષિણ આફ્રિકાના ઉધ્યોગ સ ઉધ્યોગ સાહસિક હતા એનો જન્મ ચોવીશમી december ઓગણીસોને છવ્વીસ ના રોજ